આમા માણસો દેખાય છે એમને રેડ કલર ના કપડાં પહેર્યા છે બધા સાથે--

બધા પાણીના સ્ટેચ્યુ નીચે ઉભા છે અને બધા એકી સાથે બધા સાથે કઈ યોગા કરતા હોય એવું લાગે બધા સાથે સિનેરી માં--

અને બધા અલગ અલગ માટીઓ બધું અલગ અલગ કલર નું છે ને સીન સિનરી સારી લાગે છે ને એમાં એને એમાં મોટો સ્ટોર ગો --

અહીંયા આગળ ગેટ માં સારું છે સીન સિનેરી બાર મોટા ઝાડવા દેખાય છે.

આમા એક બીચ છે બીચ મા કઇક વેચવા વાળો દેખાય છે માણસ છે માણસના ઓલા બકેટ માં--

અને આમાં જે સીન સીનરી સારી છે. એમાં ઘરમાં માણસો રહેલા દેખાય છે દૂર દૂર --

અને અલગ-અલગ કલર ની દેખાય છે તે જે ચકલીઓ બધી સાથે મળીને બેઠી બેસે છે અને તેં તેં ગ્રી --

વચમાં દિવાલ દેખાય છે લાદીઓ દેખાય છે એટલી મોટી જગ્યા દેખાય છે કાચની બારીઓ દેખાય છે.

ઝાડવાંઓ દેખાય છે અને લાદીઓ કલર કોમ્બીનેશન ની છે ટાઇલ્સ લગાવેલી છે આજુ બાજુ ઝાડવાંઓ છે --

અને એક બીજાને બે વહેતી નદીઓ આવે છે અને ત્યાં કોઈ દેખાતું નથી દૂર દૂર સુધી ઝાડવાંઓ દેખાય ગ્રીન કલર ના--

છોકરીઓ પણ કલર કલર ના કપડા પહેરીને ઊભા છે ભાઈઓ પણ ટોપી અને કપડા પહેરીને બાઈક દેખાય છે.

દોડે છે ભાગ લે છે જમ્પિંગ કરે છે અને રેડ કલર નો શર્ટ પેયરુ છે બાઈઓએ જીન્સ --

આમાં આજુ-બાજુ દુકાનો દેખાડેલી છે બાઈક દેખાડેલી છે બેનર દેખાડેલા છે.

આ આર આ દ્રશ્યમાં દેખાડે છે કે કે ફૂલો ને ઝાડો છે અને કૈક વેચાય છે એમાં બધા--

આ બુકસ્ટોર છે બુક્સ માં બે ભાઈઓ બે બે ભાઈ બેઠેલો છે--

અલગ અલગ પૂઠાંઓ દેખાય છે. અલગ અલગ બુકશોનો કલર પ--

અને આ ભાઈ એને રીપેરીંગ કરે છે તો ગા એને ડિક્કી ખોલેલી છે ડિક્કીમાં કઈ કરે છે કે ગાડી પંક્ચર થઇ ગઈ છે--

તેમાં એ ભાઈએ વ્હાઈટ કલર નો શર્ટ અને બ્લેક કલર નું પેન્ટ પહેરેલું છે આખી ડિક્કી ખોલેલી છે--

આમાં આ આમાર આ બજાર ભરેલી છે બજારમાં બાઈયો દેખાય છે બધું વેચાય છે.

આ સ્કૂલ દેખાડેલી છે સ્કૂલ માંથી તે ટીચર જેવે છે અને તે બાય અને ભાઈ બેઠેલો છે ને --

આમાપ આમાં આમાં પાણી દેખાય છે પાણીની આજુ બાજુ મોટી નદી વહેતી લાગે છે ને--

એ દરવાજા ખુલેલા છે પાણીઓ બધું બહાર જાય છે અને આવે છે અને--

મોટી દીવાલો લગાડેલી છે અને કલર ના કલર ના કપડા પેહરેલા છે. એ ભાઇઓ પ્રે કરે છે.